ગેટ વેરિએબલ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
ગેટ વેરીએબલ એ ખૂબ જ ઉપયોગી ચલ પ્રકાર છે
તેનો ઉપયોગ મોટા ભાગે ક્લિક સક્ષમ બટનો ધરાવતી ગતિશીલ વેબસાઈટ માટે થાય છે
તે ઉપયોગકર્તાઓ થી પણ દૃશ્યમાન છે
તમે તમારા પૃષ્ઠ પર આ જેવું કંઈપણ જોઈ શકો છો
ચાલો આ પર ક્લિક કરીએ તમે આ પ્રશ્નાર્થ ચિહ્ન જેવું કંઈક જોઈ શકો છો
ઉદાહરણ તરીકે નામે ઇક્વલ્સ ટીઓ એલેક્સ
કંઈક સમાન તમારા એડ્રેસ બાર માં દેખાઇ શકે છે
તમે એન્ડ જેવું તેમજ કંઈક બીજું પણ જોઈ શકો છો ઉદાહરણ તરીકે યૂર નામે ઇક્વલ્સ ટીઓ કાયલે આ ગેટ વેરીએબલ છે
તે મૂળભૂત રીતે શું કરે છે તે એચટીએમએલ ફોર્મ પરથી જમા કરેલ ડેટા લે છે
તેને સંગ્રહમાં મુકે છે જેનો આપણે ઉપયોગ કરીશું
અને તે તમારા એડ્રેસ બાર માં છે
ગેટ વેરીએબલની અમુક મર્યાદાઓ છે
તે માત્ર 100 અક્ષરો લાંબુ હોઈ શકે
તે ઉપયોગકર્તાઓ થી દૃશ્યમાન છે
તો તે પાસવર્ડ માટે વાપરવા માટે બરાબર નથી
હવે તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને ફ્ફ્પ ના અન્ય ચલોની જેમ જાહેર કરવાની જરૂર નથી
હું કહીશ એચો પછી ડોલર સાઇન અન્ડરસ્કૉર અને ગેટ
અને ચોરસ કૌંસ માં તમારે વેરિયેબલનું નામ લખવાની જરૂર છે ઉદાહરણ તરીકે માય નામે
આ બધું ઇકો કરવાની જરૂર છે એટલે કે જે ફોર્મમાં પોસ્ટ કરવામાં આવ્યું છે
મારી પાસે ફોર્મ ન હોવા છતાં પણ હું આ નકલ કરી શકું છું
હું શું કરીશ હું એ મુકીશ અને કહીશ માય નામે ઇસ ઇક્વલ્સ ટીઓ એલેક્સ
પછી હું એન્ટર દબાવીશ અને ડેટા પ્રદર્શિત થયા છે
આ જ રીતે હું લખી શકું કાયલે અથવા અન્ય કોઇ નામ અથવા ચલ જે હું ઈચ્છું છું
હવે હું તમને બતાવીશ કે કેવી રીતે ગેટ પદ્ધતિની મદદથી ફોર્મ જમા કરવું
સામાન્ય રીતે હું એક એચટીએમએલ પૃષ્ઠ બનાવવા જઈ રહી છું
મેં એક ફોર્મ અને ફોર્મ ક્રિયા રાખીશ
જો તમે પહેલાથી એચટીએમએલ ન શીખ્યા હોવ તો આ સાથે કામ શરુ કરવા પેહલા તે શીખવું ખૂબ જ ઉપયોગી થઈ શકે છે
આ ક્રિયા એ જ ગતિમાં થવા જઈ રહી છે જે સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ
આ પદ્ધતિ ગેટ સમાન થવા જઈ રહી છે કારણ કે આ તે પદ્ધતિ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યાં છીએ
અંતે તમે તમારું ફોર્મ આ રીતે સમાપ્ત કરી શકો છો
આપણને એક ઈનપુટ બોક્સની જરૂર છે અને તેનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે
હું તેને માય નામે તરીકે બોલાવીશ જે એક વેરીએબલ છે જે દેખાશે
આપણને એક સબમિટ બઝર ની પણ જરૂર પડશે
ઇનપુટ ટાઇપ માં સબમિટ લખો અને થોડીક મૈત્રીપૂર્ણ કિંમત અહી મુકો જેમ કે ક્લિક હેરે
તે રીફ્રેશ કરો અને તમે જોઈ શકો છો
આ જેમ છે તેમ જ છોડી દો
ચાલો હું નામ લખું એલેક્સ અને અહીં ક્લિક કરું
તમે જોઈ શકો છો કે આ અહીં બદલાયું છે
તે એલેક્સ નામ આપે છે જે આ બૉક્સનું નામ છે
તે મેં જે લખ્યું છે તે પણ આપે છે
તો હવે ફ્ફ્પ માં હું આ વેલ્યુ ને ઇકો કરવા ઈચ્છું છું
હું આ એચટીએમએલ ની નીચેથી શરૂ કરીશ
ફ્ફ્પ અને એચટીએમએલ નો એક જ પેજ પર સમાવેશ કરવો શક્ય છે
જ્યાં સુધી તે ફ્ફ્પ ટૅગ્સ વચ્ચે નથી
જ્યાં સુધી તે એચો વિધેય માં છે
હવે ચાલો કહીએ નેમ ઇકવલ ટુ ડોલર ચિહ્ન અન્ડરસ્કૉર ગેટ
અને માય નામે માં મારે ધ્યાનમાં રાખવું પડશે કે આ આ સાથે સમાન થશે
અન્યથા તમને કોઇ જવાબ ન મળશે
પછી કહો એચો અને યૂર અથવા ફક્ત હેલ્લો અને પછી નામે લખીશું
ચાલો આ રદ કરીએ અને ફરીથી શરૂ કરીએ
આપણને પહેલેથી જ હેલ્લો મળ્યું છે
અને આઇએફ નો ઉપયોગ કરીને હું એલેક્સ લખીશ કારણ કે મેં તે ઉપર ક્લિક કર્યું છે
એલેક્સ આ રીતે દેખાય છે
પરંતુ હવે આપણને એક સમસ્યા છે
આપણને હેલ્લો મળ્યું છે અને પછી અહીં પૂર્ણવિરામ સાથે ખાલી જગ્યા આવે છે
આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ
તમારે માત્ર આઇએફ નામે કહેવું પડશે કારણ કે આપણને એક લાઇન પેહેલે થી જ મળી છે
તો આપણને છગડીયા કૌંસની જરૂર નથી અને નામ પોતે હાજર છે
તો તે સાચું છે
જો નામે માં કોઈ પણ વેલ્યુ મોકલવામાં ન આવેલ હોય તો તે આપોઆપ ખોટું તરીકે લઇ લેશે
તેથી તે આ સંચાલિત ન કરશે
તો રીફ્રેશ કરો
તે રદ થઇ ગયું છે
આપણી પાસે આપણી વેલ્યુ છે અને હું ત્યાં ક્લિક કરીશ
તે અહીં શોધાયું છે અને વેલ્યુ અહીં છે અને તે ઇકો થયેલ છે
તો ગેટ વરીએબલ અહીં સમાપ્ત થાય છે
મારા આગામી ટ્યુટોરીયલમાં હું પોસ્ટ વરીએબલ અને તેના ઉપયોગ વિષે ચર્ચા કરીશ
આઈઆઈટી બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડવા બદલ આભાર